નીચે વધારે ગ્લાસ છે ઉપર ઓછા છે એના કરતા પણ ઉપર ઓછા છે.

આ ચિત્રમાં એક સાયકલ ઉભી છે જ્યાં મને લાગે છે પાર્કિંગ કરવાનું છે.

અને બિલ્ડીંગ નો કલર વાઈટ છે અને સાઈડ માં નાના નાના કુંડા મુકેલા છે.

દેખાય રહી છે જેમાં બાહારની સાઈડ માણસ ઉભા છે.

અને આગળની સાઇડ મા માટીનું ડબલુ પણ દેખાય રહ્યુ છે.

પાઉચ પણ છે અને પાછળની બાજુ દીવાલ પર પેઇન્ટિંગો પણ દોરેલી છે.

જેમાં તે લોકો સેલ્ફી રઇ લઈ રહ્યા છે અને એક છોકરાએ કાળા કલર ની ટી-શર્ટ પહેરી છે.

આ ચીત્રમાં એક દુકાન છે જેમાં અલગ અલગ પુસ્તકો છે.

બ્લુ કલર ના શર્ટ મા એક માણસ છે.

ભેગા થયા છે જેમા એક આગ જેવુ પણ દેખાય છે.